આ એક પતરા વાડી દુકાન છે તેની અંદર ઉપર એક ગ્રીન કલર નુ બોર્ડ મારેલુ છે એક બાજુ બ્લુ કલર નુ મરેલુ છે તને તેની અંદર મલે છે અલગ અલગ પ્રકારના માટલા.

તેની બ બારે જે_સી_બી છે એક નીચે ગાડી છે ફોર વ્હીલ .

અને ઝાડવાની પાછળ એક મકાન છે મકાનની આ બાજુ એક બીજુ નાનુ એવુ વ્હાઇટ કલર નુ કઇ--

આ એક અંદર હૉલ મોટુ એક જગ્યા છે એવી જગ્યાની આજુ બાજુમાં.

લપસણીઓ છે હીંચકા છે ફરતે ઝાડવા છે.

ગણાય ની એટલા અને આ બાજુ એક બાજુ લાઇન છે જેન્ટ્સો ની આ બાજુ જેન્ટ્સ ના કેટલા આ બાજુ લાઇન છે બધા અલગ અલગ જેન્ટ્સો ઉભા છે.

અને નદીની અંદર માણસો સ્નાન કરી રહ્યા છે એ પૂજા પાઠ કરી રહ્યા છે.

આ એક બિલ્ડીંગ છે બિલ્ડીંગ ની અંદર ચાર પાંચ મ માળની છે પાંચ માળમાં એક બાજુ બારિયું છે.

ત્યાં અંદર માણસો આ બાજુ બેઠા છે આ બાજુ પબ્લીક બેઠ--

ફરતે ઓર એવો ગ્રીન કલર ના ઝાડો છે ગાર્ડન જેવું છે ગાર્ડન ની વચ્ચે--